પ્રિય મિત્રો કિકાડ માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવા પરનાં સ્પોકન ટ્યુ્ટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કિકાડ માં પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું
આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 1204 નો ઉપયોગ કિકાડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સાથે કરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
યુઝરને તે પણ ખબર હોવી જોઇએ કે કેવી રીતે કિકાડ માં સર્કીટ યોજનાકીય ડીઝાઇન બનાવવી ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી નેટલિસ્ટ જનરેટ કરવી ફૂટપ્રીંટો સહીત કમ્પોનેન્ટનું મેપીંગ કરવું સંદર્ભિત ટ્યુટોરીયલો માટે httpspoken tutorialorg જુઓ
કિકાડ શરૂ કરવા માટે ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ
પ્રથમ આઇકોન એટલે કે ડેશ હોમ પર ક્લિક કરો સર્ચબારમાં કિકાડ લખો અને Enter દબાવો
આ કિકાડ મુખ્ય વિન્ડો ખોલશે
ઇશ્ચેમાં ને ખોલવા માટે ટોચની પેનલ પર જાઓ અને ઇશ્ચેમાં ટેબ પર ક્લિક કરો
તે યોજનાકીયને શોધી શકતું નથી આ દર્શાવતું એક ઇન્ફો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થશે
ઓક પર ક્લિક કરો
હું એસ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર નાં પરિપથ સ્કીમેટીકને ઉપયોગમાં લઈશ જે કે પહેલા બનાવ્યું હતું
આ કરવા માટે હું ફાઈલ મેનૂમાં જઈશ ઓપન પર ક્લિક કરીશ
ફોલ્ડર પસંદ કરો જેમાં ફાઈલને સંગ્રહિત કરાઈ છે
project1સ્ક પસંદ કરો અને ઓપન ક્લિક કરો
હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ
તો હવે હું ઓપન પર ક્લિક કરીશ
આનાથી સર્કીટ યોજનાકીય ખુલશે
માઉસનાં સ્ક્રોલ બટનનાં મદદથી હું ઝૂમ ઇન કરીશ
આપણે આ સર્કીટ માટે પહેલાથી જ નેટલિસ્ટ જનરેટ કરી છે અને અનુરૂપ ફૂટપ્રીંટો સાથે કમ્પોનેન્ટનું મેપીંગ કરી દીધું છે
આગળનું પગલું છે પ્રિન્ટેડ સર્કીટ બોર્ડનું લેઆઉટ બનાવવું
આ સાથે શરૂ કરવા માટે ઇશ્ચેમાં વિન્ડોની ઉપરની પેનલ પર સ્થિત રન પીસીબીન્યૂ બટન પર ક્લિક કરો
આ પીસીબીન્યૂ વિન્ડો ખોલશે
તેને project1બીઆરડી મળ્યું નથી આ દર્શાવતું એક ઇન્ફો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
આ ડાયલોગ બોક્સને બંધ કરવા માટે ઓક પર ક્લિક કરો
હવે તમે પીસીબીન્યૂ વિન્ડોની ટોચની પેનલ પર આવેલ રીડ નેટલિસ્ટ બટન પર ક્લિક કરીને ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ કરી શકો છો
અહીં નેટલિસ્ટ વિન્ડો ખુલે છે
તમામ મૂળભૂત સુયોજનોને જેમ છે તેમ રહેવા દો
બ્રાઉઝ નેટલિસ્ટ ફાઇલ્સ બટન પર ક્લિક કરો
આ સિલેક્ટ નેટલિસ્ટ વિન્ડો ખોલશે સ્પષ્ટ દેખાવ માટે હું હવે આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ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
રીડ કરન્ટ નેટલિસ્ટ બટન પર ક્લિક કરો
તે ચેતવણી દર્શાવશે કે project1સીએમપી મળી નથી
ઓક પર ક્લિક કરો
હવે ક્લોઝ બટન પર ક્લિક કરીને નેટલિસ્ટ વિન્ડો બંધ કરો
તમે જોઈ શકો છો કે તમામ ફૂટપ્રીંટો ઈમ્પોર્ટ થઇ છે અને પીસીબીન્યૂ વિન્ડોમાં ટોચનાં ડાબા ખૂણે મુકાઈ છે
હવે આપણે તમામ ફૂટપ્રીંટોને પીસીબીન્યૂ વિન્ડોની મધ્યમાં મુકવાની જરૂર છે
આ માટે પીસીબીન્યૂ વિન્ડોની ટોચની પેનલ પર સ્થિત મેન્યુઅલ એન્ડ ઓટોમેટિક મૂવ એન્ડ પ્લેસ ઓએફ મોડ્યુલ્સ બટન પર ક્લિક કરો
હવે પીસીબીન્યૂ વિન્ડોનાં મધ્યમાં એકવાર જમણું ક્લિક કરો
ગ્લોબ મૂવ એન્ડ પ્લેસ પર જાઓ
ત્યારબાદ મૂવ અલ્લ મોડ્યુલ્સ પર ક્લિક કરો
આ એક ક્ન્ફીર્મેશન વિન્ડો ખોલશે
યેસ પર ક્લિક કરો
સ્પષ્ટ દેખાવ માટે હું મારા માઉસનાં સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરીશ
ફૂટપ્રીંટોનાં ટર્મિનલોને જોડાણ કરતા સફેદ તારો તમને દેખાશે અથવા ન દેખાશે
જો તમને તે દેખાતા નથી તો પીસીબીન્યૂ વિન્ડોની ડાબી પેનલ પર સ્થિત શો ઓર હાઇડ બોર્ડ રેટ્સનેસ્ટ બટન પર ક્લિક કરો
સફેદ તારોને એરવાયર્સ તરીકે પણ બોલાવાય છે
હવે આપણે મોડ્યુલોની ગોઠવણી એ પ્રમાણે કરીશું કે ઓછી સંખ્યામાં એરવાયરો એકબીજાને છેદે
હવે આઇસી 555 ફૂટપ્રીંટ પર જમણું ક્લિક કરો
ફુટપ્રિન્ટ વિકલ્પ પર જાઓ અને મૂવ પર ક્લિક કરો
તમે જોઈ શકો કે ફૂટપ્રીંટ કર્સરથી બંધાયેલી છે
તમે જોઈ શકો છો કે કમ્પોનેન્ટ પુષ્ઠભૂમિમાં દર્શાવેલ ગ્રિડ અનુસાર ખસે છે
હવે જરૂરી જગ્યા પર કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો
હું તેને અહીં મુકીશ
પીસીબીન્યૂ વિન્ડોની ટોચની પેનલ પર આવેલ ગ્રિડ વિકલ્પ ડ્રોપ ડાઉન મેનુ વાપરીને ગ્રિડ વચ્ચેની જગ્યામાં ફેરબદલ કરવું શક્ય છે
હમણાં માટે આપણે મૂળભૂત વેલ્યુ સાથે આગળ વધીશું જે કે ગ્રિડ 1270 છે
કમ્પોનેન્ટને ખસેડવા માટે તમે શોર્ટકટ કી એમ પણ વાપરી શકો છો ઉદાહરણ તરીકે ચાલો હું તમને બતાવું કે કેપેસીટરને કેવી રીતે ખસેડવું
કર્સરને કેપેસીટર પર નિર્દેશ કરો
એમ દબાવો
મોડ્યુલ કર્સર સાથે બંધાઈ જશે
તમે તેને જોઈતી કોઈપણ જગ્યાએ ખસેડી શકો છો
કમ્પોનેન્ટને મુકવા માટે એકવાર ક્લિક કરો
કમ્પોનેન્ટને ફેરવવા માટે આર દબાવો
ઉદાહરણ તરીકે ચાલો હું રેસીસ્ટર ફેરવું
કર્સરને રેસીસ્ટર પર મુકો અને આર દબાવો
એજ પ્રમાણે તમે તમામ કમ્પોનેન્ટની ગોઠવણી કરી શકો છો
એરવાયર્સ વચ્ચે ઓછામાં ઓછું આંતરછેદ મેળવવા માટે મેં પહેલાથી જ ફૂટપ્રીંટોની વ્યવસ્થા કરી છે
આ અહીં બતાવ્યું છે
હવે આપણે આ એરવાયર્સને વાસ્તવિક ટ્રેકમાં રૂપાંતરીત કરવાની જરૂર છે
પીસીબીન્યૂ વિન્ડોની જમણી બાજુએ આવેલ લેયર ટેબ હેઠળ બેક લેયર પસંદ કરો જો પસંદ ન કરાયું હોય તો
બેક લેયરને લીલા રંગ દ્વારા રજૂ કરવામાં આવે છે
પસંદ કરાયેલ લેયર નાના ભૂરા એરો દ્વારા નિર્દેશિત કરાયા છે
ટ્રેક બનાવવા માટે પીસીબીન્યૂ વિન્ડોની જમણી પેનલ પર સ્થિત એડ ટ્રેક્સ એન્ડ વાયસ બટન પસંદ કરો
હવે ચાલો આર1 ના એક નોડ પર ક્લિક કરીએ
ત્યારબાદ આપણે આર2 ના નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડાણ કરવાની જરૂર છે
એજ પ્રમાણે આપણે હજુ એક તાર રેસીસ્ટર આર3 અને કેપેસીટર સી1 વચ્ચે જોડીશું
ચાલો આર3 ના એક નોડ પર ક્લિક કરીએ
તારની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો
ત્યારબાદ આપણે સી1 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે
બનાવેલ લીલી ટ્રેક પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ પર બનાવેલ વાસ્તવિક કોપરનો પાથ રજુ કરે છે
ટ્રેકની પહોળાઈને બદલવું પણ શક્ય છે
આ પીસીબીન્યૂ વિન્ડોનાં મેનુ બારમાં આવેલ ડિઝાઇન રુલ્સ મેનુ વિકલ્પ પર ક્લિક કરીને કરી શકાય છે
ડિઝાઇન રુલ્સ પર ક્લિક કરો
ડીઝાઇનીંગ રૂલ્સ એડિટર ખુલશે જ્યાં તમે ટ્રેકની પહોળાઈ બદલી શકો છો
આપણે ટ્રેકની પહોળાઈ 15 થી બદલીશું
આ કરવા માટે ટ્રેકની પહોળાઈની વેલ્યુ પર બે વાર ક્લિક કરો
15 ટાઈપ કરો અને Enter દબાવો
ટ્રેક બનાવવા માટે આપણે કીબોર્ડ પરની એક્સ કી પણ વાપરી શકીએ છીએ
ચાલો હું આ બતાવું
લેડ ડી1 ની એક નોડ પર કર્સરને રાખો
એક્સ કી દબાવો
ત્યારબાદ આપણે આર3 ની નોડ પર બે વાર ક્લિક કરીશું જ્યાં તાર જોડવાની જરૂર છે
તમે જોઈ શકો છો કે ટ્રેકની પહોળાઈ વધી છે
આ પ્રમાણે તમે બોર્ડની ડીઝાઈન પૂર્ણ કરી શકો છો
મેં અહીં આ બોર્ડ માટે ડીઝાઈન પહેલાથી જ પૂર્ણ કરી દીધી છે
ચાલો હું પૂર્ણ ડીઝાઈન બોર્ડ ફાઈલને ખોલું
આ ડીઝાઈન પૂર્ણ કરવા માટે આપણને પીસીબી કિનારી પણ દોરવાની જરૂર છે
આ માટે આપણને પીસીબીન્યૂ વિન્ડોની જમણી બાજુએ આવેલ પીસીબી એડજેસ વિકલ્પ લેયર ટેબમાંથી પસંદ કરવાની જરૂર છે
હવે લેઆઉટ એડિટર વિન્ડોની જમણી પેનલ પર સ્થિત એડ ગ્રાફિક લાઇન ઓર પોલિગોન બટન પર ક્લિક કરો
હવે ચાલો આ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ફરતે એક લંબચોરસ બનાવીએ
લેઆઉટની ટોચે ડાબી બાજુ પર ક્લિક કરો
કર્સરને આડી રીતે જમણી તરફ ખસેડો
લાઈનની દિશા બદલવા માટે એક વાર ક્લિક કરો
કર્સરને ઉભી રીતે નીચેની તરફ ખસેડો
એજ પ્રમાણે આપણે લંબચોરસ પૂર્ણ કરી શકીએ છીએ
ચાલો હું આ લંબચોરસ પૂર્ણ કરું
ડાબા માઉસ બટનને બે વાર ક્લિક કરીને લંબચોરસ પૂર્ણ કરો
હવે ચાલો ફાઈલ મેનુ પર ક્લિક કરી સવે વિકલ્પ પર ક્લિક કરીએ
નોંધ લો આ ફાઈલ brd એક્સટેન્શન સાથે સંગ્રહિત થાય છે
આ એસ્ટેબલ મલ્ટિવાઇબ્રેટર સર્કીટ માટે બોર્ડ લેઆઉટ પૂર્ણ કરે છે આ ટ્યુટોરીયલમાં આપણે કિકાડ માં પીસીબીન્યૂ વાપરીને પ્રિન્ટેડ સર્કીટ બોર્ડ ડીઝાઇન કરવાનું શીખ્યા
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર